આ ફોટા માં બધા ગા વાહનો જતા લાગે છે વરસાદ પડેલો દૃશ્ય બની રહ્યું છે રીક્ષાવાળો વેગેનર ગાડી સ્વીફ્ટ ડિઝાયર એક્ટિવા એ બધા લોકો--

અલગ અલગ લોકો પેલી બાજુ ખાઈ રહ્યા છે ચોખ્ખી સારી હોટલ છે.

અલગ અલગ શાકભાજી ગાજર બી આવેલા છે ત્યાં શાકભાજી વેચવા માટે ન્યાં દુકાન છે ખુબ સરસ રીતે કામ ચાલી રહ્યું છે.

આ ફોટો ગાર્ડન નો છે જેમાં ઘણા લોકો બધા કસરત કરી રહ્યા છે બે ત્રણ દાદા બાર બે બાકડા પર બેઠેલા છે એક સામે લસરપટ્ટી આવેલી છે ખૂબ બધા ઝાડો ને એવું બધુ છે.

એક આ ટેટૂ ની દુકાન લાગે સેમાં એક માસી છે ત્રણ ચાર ખુરશી છે બે સોફા છે.

તબેલાનો ફોટો છે જેમા એક ગાયનો ફોટો આવેલો છે જે ગાય લાગી રહી છે પાછળ ગાયના--

આ ચર્ચ નો ફોટો છે જેમાં ચર્ચ માં જે ભગવાનને ત્યાં હામે લગાવામાં આવેલ છે.

બે બાજુ લાલ કલર ના બોર્ડ મારલા જેમા કઇક લખેલુ છે સામે બે--

માથામાં સફેદ કલર ના ચાંદલા જેવું છે ગાયનું.

જેમાં બહુ બધી ફોરવીલર્સ અને બે ત્રણ એકટીવા ને પાર્કિંગ કરેલી છે.

બપોર બે થી ત્રણ નો ટાઈમ લાગી રહ્યો છે બો બધા વૃક્ષો બી પાછળની સાઇડે લીમડાના હોય એવું લાગી રહ્યું છે.

આ બસ ડેપો નો ફોટો લાગી રયો છે જેમાં બધી નવી બસો આવેલી છે અને બસો ને ફૂલોની માળાથી સઁગ્રાડવામાં આવેલ છે.

અને આ ડેપો ની પાછળ બધા વૃક્ષો અને ખુબ સરસ આઉટલુક આવેલું છે.

આ ફોટો કોઇ ખેતરનો છે જ્યાં ખેતરમાં મજૂરો કામ કરી રહ્યા હોય એવુ લાગી રહ્યુ છે ખેતરમા પાછળની સાઇડ પાક લેવામાં આવેલા એવુ લાગી રહ્યુ છે.

અને તે સફેદ કલર ની લાઈટો છે બહારની બાજુમાં કાચની એ લાગેલા છે.

બધી એકજ જાતની છે એવુ લાગી રહ્યુ છે અને બધી મૃત પામી ગઈ છે.